આ પ્રકારે જેટલી પણ યોજનાનો લાભ મળવા પાત્ર હશે તમારી cast ને એ તમને આયા જોવા મળસે જેમાં મિત્રો આજે વાત કરવાના છીએ પંડિત દિન દિયાળ ઉપાધ્યાય આવાસ યોજના તો આયૉજના ઉપર આપણે Click કરશુ એટલે મિત્રો આયા આગળ યોજના વિશેની તમામ માહિતી તમને જોવા મળશે જેમાં આયા માપદંડની વાત કરીયે તો આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે એકલાખ વીશહજાર રૂપિયા નકી કરવામાં આવેલી છે એકલાખ વીશહજારથી જો તમારી આવક વધુ હશે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હસો અને તો તો તમને આયોજનનો લાભ મળવા પાત્ર રહેતો નથી શહેરી વિસ્તારની વાત કરીયે તો દોઢ લાખ રૂપિયા અથવાતો તેનાથી ઓછી હોય તોતમે આ યોજનામાં form ભરી

વસવાટની મુશ્કેલી ઓ દૂર કરવા માટે માલિકીનો plot ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શેહરી વિસ્તારમાં રૂપિયા એકલાખ વિષ હાજર રૂપિયાની સહાય છે ઈ આપવામાં આવે છે મિત્રો માની લોકે તમારે ખુલો plot છે અથવા તો કાચું મકાન હોય તો તમે તેમાં સરકાર દ્વારા એક લાખ વિસ હાજર રૂપિયા છે ઈ તમને આપવામાં આવશે મિત્રો મકાન બાંધકામ પૂર્ણ કરવાની જે સમય મર્યાદા છે એ બે વર્ષની રહશે બે વર્ષની અંદર તમારે મકાન છે એ બાંધી દેવાનું રહેશે ત્યાર પછી વાત કરીયે કયા ક્યાં Document ટો તમાટે રજૂ કરવા ના છે upload કરવાના છે. તો તેના વિશે અરજ દારની જતી અથવા તો પેટ જાતિનો દાખલો છે એ દાખલો તમારે રજૂ કરવાનો છે આર્થિક રીતે પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો રજુ કરવાની જરૂર નથી અરજ દરનું Living Certificate શિક્ષિત હોય તોજ આયા આગળ તમારે અપલોડ કરવાનું છે. આવકનો દાખલો અરજદારનો રહેઠાણનો પુરાવો જેમાં આધાર card છે. ચૂંટણી card કે રેસન card પેકી કોઈ પણ એક Document કોઈપણ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન ત્યાર મકાન મેળવેલ હોય તે ફાળવણીના હુકમની Error ment letter ની પ્રમાણિત જમીન માલિકીનું આધાર દસ્તાવેજ હાકારની હક પત્રક સંક પત્રકો જેપણ લાગુ પડતું હોય તે તમારે Upload કરવાનું છે. મંત્રી અને Circle Inspector રે આપવાનો પ્રમાણ પત્ર બંધ કામ કરવાની એક રાજા ચીઠી છે. ઈ તમારે તલાટીક મંત્રી અથવાતો સરપંચ શ્રી પાસે થી મેળવવાની રહેશે જો ગ્રામ્ય વિસ્તારમાં હોય તો તયાંથી અને જો તમે City રહેતા હોવ તો નગર પાલિકા અથવાતો મહા નગર પાલિકા લાગુ પડતું હોય ત્યાંથી તમારે મેળવવાની રહેશે BPL નો દાખલો જો હોય તો તમારે રજુ કરવાનો છે પતિના મરણનો દાખલો જો કોઈ વિધવા સ્ત્રી form ભરતી હોય તોતેને લાગુ પડશે અન્યથા તમારે જરૂર નથી જે પણ ઉપર મકાન બાંધવાનું છે તે જામીનના ક્ષેત્ર ફળ જણાવતા ચતુર્દીશા દર્શાવતાની નકશાની નકલ તલાટીકે મન્ત્રીની સહીવાળી upload કરવાની છે. ત્યાર પછી બેન્ક પાસ book અથવાતો Cancel ચેક તમારે upload કરવાનો છે અને અરજદારનો એક photo છે ઈ upload કરવાનો રહેશે ત્યાર પછી આયા ok તમને જોવા મળે છે. તો એના બટન ઉપર click કરવાનું છે પંડિત દીનદયાળ આવાસ યોજના પ્રથમ હપ્તા માટે અરજી તમારે કરવાની છે તો આના ઉપર તમે click કરસો એટલે મિત્રો તમે અરજી form છે ઈ Open થઇ જશે અહીં તમે જોઈ શકો છો પંડિત દીનદયાળ ઉપાદ્યાય મકાન સહાય મેળવવા માટેનું અરજી form જેમાં સ્વ પ્રથમ તમારે વ્યક્તિગત માહિતી છે ઈ ભારવાની છે તમે જે રીતે Registration માં નામ લખેલું છે એ રીતે આયા આંધડે જોવા મળશે એમાં કોઈપણ પ્રકારનો changes કરવામાં આવશે નહિ એટલેકે થશે નહિ ત્યાર પછી તમારા પિતાનું નામ આયા સ્ત્રી પુરુસ જેપણ હોય એતમે Select કરેલું હશે જન્મ તારી જે પણ Registration વખતે Select કરેલી હશે એ જોવા મળશે ઉંમર Automatic Calculate થઇ આવી જશે ત્યાર પછી જાતી પેટા જાતી આંયથી તમે Select કરી સક્સો અને તમારો મોબાઈલ નંબર આયાથી તમને Select કરી સક્સો અથવાતો લખી સક્સો ત્યાર પછી ફોન નંબર હોય તો Gmail Id હોય તો અને રેશન card નો નંબર ફરજિયાત નાખવાનો રહેશે અહીંયા તમારે photo Upload કરવાનો છે Upload કરવા માટે Upload નુ જે option તમને જોવા મળે છે એના ઉપર તમે click કારસો એટલે મિત્રો તમે જેપણ જગ્યાએ તમે photo રાખેલો હોય Scan કરીને તો એ જગ્યાએ આરીતે Select કરી Open દેવાનું રહેશે એટલે આયા photo છે ઈ Upload થઇ જશે હાલનું સરનામું તમારે જે નીચે નાખવાનું છે જેમાં ગુજરાત Automatic Select થઈલૂ આવશે ત્યાર પછી આયા જિલ્લો છે ઈ Select કરવાનો રહેશે તેજ રીતે મિત્રો આયા તાલુકાનું list છે તો આંયથી તમારે તાલુકો Select કરવાનો છે જેવો તમે તાલુકો Select કરસો આયા આપણને ગામનું list જોવા મળશે તો જેપણ ગામમાં તમારે બંધ કામ કરવાનું હોય એ ગામ તમે Select કરસો ત્યાર પછી અરજદારનું હાલનું સરનામુંઆયા પુરે પૂરું તમારે લખવાનું છે અને અહીં pin code નંબર કઈ પણ હોય એ તમે લખશો તે પછી મિત્રો હાલનું સરનામું અને કાયમી સરનામું એકજ હોય તો ઉપર મુજબ એના ઉપર ટીક કારસો એટલે આયા આપડે બને સરનામાં છે Sam થઇ પડે જશે જો અલગ અલગ હોય તો આય આપડે અલગ પણ લખી શકો છો ત્યાર પછી જેમાં અરજદારની વિગતમાં સ્વપ્રથમ તો તમે BPL card માં આવો છો શ્રમ યોગી છો વિધવા વિકલાંગ પતિ પછાત અન્યકે તો તમે અન્ય પણ Select કરી શકો છો અને આમ list માં જો આવતાંહોય તો એમાંથી પણ તમે Select કરી શકો છો અરજદારનો વ્યવશાય ધંધો શું છે એ તમારે આયા લખવાનું છે ત્યાર પછી મિત્રો અરજદારની કુલ વાર્ષિક આવક કેટલી છે એ તમે આયા આંધડે દરસાવશો ત્યાર પછી કુટુંબના કુલ સભ્યો ની સંખ્યા કેટલી છે એ તમારે આયા લખી દેવાની રહેશે ત્યાર પછી અરજદાર પોતાની માલિકીના plot ઉપર બાંધકામ કરવા માંગે છે કે આવાસ ઉપર plot હોય તો plot Select કરસો અને કાચું મકાન હોય તો તેપડી અને પાકું બનાવવાનું હોય તો તમે આપણ Select કરી સક્સો plot ની માહિતી વારની અંદર તમારે આપવાની છે. નવા મકાન બાંધકામ પાછળ છતાં અંદાજિત ખર્ચની રકમ આયા લખી દેશો ત્યાર પછી કેટલા વર્ષથી તમે રહો છો તે તમારે દર્શવવાનું છે. ત્યાર પછી બેન્કની વિગત માં બેન્કનું નામ શાખાનું નામ અને ifc કોડ આયા લખવાનો છે. બેન્ક account નંબર તમારો આયા લખી દેવાનો રહેશે Upload કરો છો તે એક MB અથવાતો તેનાથી ઓછી Size નો Upload કરવાનો છે Upload કરવાનું છે જ્યાં આયા Choose file લખેલું છે તે option ઉપર તમે click કરસો એટલે જેપણ જગ્યાએ તમે આધાર card scan કરી રાખેલું હોય તે જગ્યાએ Select કરી અને Open ના બટન ઉપર click દેવાનું છે. અને મિત્રો આધાર card છે ઈ થઇ જશે આયા તમારો આધાર card નો નંબર છે ઈ તમારે લખી દેવાનો છે એજ રીતે રેસન card નો નંબર લખી upload કરવાનું છે જાતિનો દાખલો આયા એનો નંબર લખી અને

મળેલ હોય તો ફાળવણીના હુકમ ની નકલ પ્રમાણિત નકલ તમારે upload કરવાની છે આજે તમને મળેલ હોય તોજ તમારે upload કરવાની છે અન્યથા upload જમીન માલિકીનો આધાર જેમાં દાસ્તાં વેજ હક પત્રક અથવાતો પણ લાગુ પડતું હોય એ તમારે upload કરી દેવાનું છે મકાન બંધ કામ ની રજા ચીઠી તમારે upload કરવાની છે મકાન સહાય મંજુર કરવા માટે તલાટીક મન્ત્રિણો ચતુર દિશા દરસાવતો દસખલો છે ઈ upload કરવાનો છે જો BPL હોય તો એ card upload કરજો પતિના મરણનો દાખલો આયા આગળ જો વિધવા સ્ત્રી

વેપારી ભાવથી અને એનાજે નંબર છે એ આયા નથી અને Upload કરશુ સંધોશણા પત્રક છે ઈ આયા Upload કરવાનું છે મિત્રો એની નકલ ક્યાંથી મેળવવું એ આપણે આગળ જોસુ મિત્રો વાત કરીયે સ્વઘોસણા પત્રકની તો આયા તમને બીડાં નામનું એક option જોવા મળે છે એના ઉપર તમે file ના નિશાન ઉપર click કારસો તો મિત્રો આયા સ્વઘોસણા પત્રક તમને જોવા મળશે જેમાં તમને એક ચતુરથદીશા દરસાવતો તલાટી કે મન્ત્રિણો ડખો છે એ જોવા મળશે જે માં તમારે આયા તમારું નામ લખવાનું છે મૂળ ગામ અથવાતો શહેર તાલુકો અને જિલ્લો લખવાનો ત્યાર પછી તમે કેટલા વર્ષથી આ ગામમાં રહો છો તે આયા દર્શવવાનું છે આંકણી નંબર તમારે આયા નો નંબર ફરી પાછો આયા આપડે લખવાનો રહેશે જ્યાં નકશો છે એ તમે આયા નકશો દોરશો ત્યાર પછી તારીખ સ્થળ અને આયા આપડે તલાટીકામ મંતીનો છે ઈ તમારે લગાવવાનો રહેશે

વર્ષમાં તમારે દર્શાવવાની છે ધંધો તમે સુ કરો છો એ અને કેટલા વર્ષથી આ રહો છો એ તારીખ અહીં લખવાની છે ત્યાર પછી મિત્રો આય તમે નીચે Scroll કરાવશો તો સ્થળ

અને આપડી Telegram channel ઉપર upload કરી દઈશ તમે આરીતે એને Download પણ કરી શકો છો અને પણ મેળવી શકો છો તો Telegram channel ની link તમને Description ની અંદર મળી જશે ત્યાંથી તમે સરળ તાથી તમે Download કરી સક્સો મિત્રો તમામ Document upload થઇ જાય એટલે તમારે save and Next ના બટન ઉપર click કરી દેવાનું રહેશે ત્યાર પછી તમે જોઈ સક્સો છો હવે તમારે કેકરાર નમું આયા

અને ત્યાર પછી save application ના option ઉપર click કરી દેવાનું રહેશે મિત્રો આ એક બાહેંધરી પત્રક છે જે તમે ખાસ નોંધની અંદર જોઈ શકો છો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ સહાય મેળવવા પર અરજી form સન્દર્ભે બાહેંધરી આપૂ છું કે આયા અપને જેટલી પણ સરતો આપેલી એ તમામ તમારે સંત થવાનું છે અને ત્યાર પછી સેવ application કરવાનું રહેશે.

ને અરજી form છે ઈ Verify કરવા જવાનું રહેશે તો એ form છે ઈ તમારે સાચવીને રાખવાનું

જાણી સક્સો અરજીની સ્થિતિ કઈ રીતે જાણવી તેના વિશે હવે આગળ વાત કરીયે ફરી પાછું તમારે home page ઉપર આવીજવાનું રહેશે અહીં મિત્રો તમે નીચે Scroll કરાવશો તમારી application ની સ્થિતિ એવો option તમને જોવા મળશે clik કરસો આયા તમને જે application નંબર મળેલો છે તમારે નાખવાનો છે આયા તમારી જન્મ તારીખ છે ઈ લખવાની રહેશે અને ત્યાર પછી સ્થિતિ જોવાના option ઉપર તમે click કરસો એટલે તમારી અરજીની જેપણ સ્થિતિ હશે જેપણ જગ્યાએ pending હશે એ તમને જોવા મળશે તો મિત્રો ત્યારે તમે એને Contact કરી અને અથવાતો રૂબરૂ કચેરી મુલાકાત લઇ અને મુલાકાત લેવાનું વિચાર તો ઘણા સમયથી કરી રાખેલો પરંતુ તેઓને મુંબઈ આવવાનું ઓછું બને અને આવે ત્યારે કાર્યક્રમ ગોઠવાઈ જાય એટલે આમને મુલાકાત નો અવસર મળી નહીં. આ વખતે તે ભય કાઢવા એમને અમારે ત્યાં જ ચા પીવાનું આમંત્રણ આપી મુલાકાત લઈ લીધી બે કલાકની મુલાકાત માં એમની સરળતા વર્ષથી એમને કલા પ્રેમનો સારો પરિચય થયો. શરણાઈ માટેની એમની લગ્ન ની સાચા કલાકારને શોભે એવી જણાઈ એમના જીવનમાં જાણે ત્રણ જ વ્યક્તિઓનું સ્થાન હોય એમ એમની વાતચીત પરથી લાગતું હતું. ખુદા મામા અને શરણાઈ પણ એમને મન એક વ્યક્તિ જેવું જ છે.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 હા તે કેટલી ઉંમરે શરૂ કર્યું ને કોની પાસે શીખ્યા શરણાઈ શીખવાનું શરૂ કર્યું પડે તેમ ન હતું વંશ પરંપરાથી અમારા કુટુંબમાં શરણાઈ બજાવવાનું ચાલ્યું આવતું હતું ઘરમાં પિતા દાદા મામા નાના સૌ શરણાઈ બજાવાનું કામ કરતા હતા જુદા જુદા રાજાઓના દરબારોમાં તેઓની નિશ્ચિત નોકરી હતી મારા દાદા ગ્વાલિયર રાજ્યનો બાલાજીનું મંદિર જે બનારસમાં હતું ત્યાં નોકરી કરતા બીજા વડીલો પણ કોઈ કોઈ રિસાયતમાં રિસાયતમાં હતા. આ કારણે ઘરમાં વાતાવરણ ગાવા બજાવવાનું જ રહેતું મને પણ એક નાની એવી શરણાઈ દીધેલી કે લઈને મારી પાંચ વર્ષની ઉંમરે હું ઘરમાં પે પે કરતા ફર્યા કરતો.

ત્યારથી મેં સૂરમાં વગાડવાની કોશિશ શરૂ કરી તમારા જીવન પર સૌથી પ્રબળ અસર કોની મામાની એ મારા સૌથી નાના મામા હતા એમનું નામ અલી બક્ષ હતું એ સંગીત પાછળ પાગલ હતા. ફકીર હતા પરમેશ્વર પાસેથી એ કંઈક લઈને આવ્યો હશે નહીં તો આ વિદ્યામાં એમના જેટલું પારંગત કોઈ થઈ શકે નહીં. તેઓ અઢાર અઢાર કલાક રિયાસતમાં બાકીના છ કલાકમાં ખાવા પીવા સૂવાનું પતાવતા હતા જે માણસે અઢાર વર્ષ સુધી અઢાર અઢાર કલાક સુધી રિયાઝ કરી હોય એને કોણ ગોતે? ના ખુદાના બંદા સિવાય આવી સાધના બીજું કોઈ કરી પણ કોણ શકે સાધના સિવાય અમને જિંદગીમાં બીજું કાંઈ કર્યું જ નથી એમ કહીએ તો ચાલે પોતાનું ખર્ચ બહુ જ મામુલી રાખતા.

હું અઢી વર્ષનો હતો ત્યારે મા મરી ગયેલી હતી અને એ મકાનમાં જ મોટો થયો છ સાત વર્ષ તો થયો ત્યારે મને ગાળામાં બેસાડો પણ તે વખતે સંગીતથી એટલો હતો કે આખો વખત ગીત ગણગણ્યા કરતો માસ્ટર લખાવે ભલે બે બે પણ એ લખવાની બદલે મનમાં ગીતનું ગુંજન જ ચાલુ હોય. માસ્ટર જ્યારે મને પૂછે પૂછવા આવે ત્યારે મારાથી જવાબ આપી શકાય એક વખતે એક છોકરાએ ફરિયાદ કરી સાહેબ એ તો ભણવાને બદલે ગીત જ ગણગણ્યા કરે છે. આ સાંભળીને માસ્ટર ગુસ્સે થયા અને મને ખૂબ માર્યો તે પછી હું ઘરે નાસી આવ્યો મામા ને કહી દીધું. હું ભણવા જવા નથી છતાં મામા આવરણને દબાણથી રોજ મોકલતા મારું મગજ આમ તો બહુ સારું હતું ગાવાનું જે સાંભળતો તે કંઠે થઈ જતું. મારા નાના અને મામાને બંને મારા પર ઘણું વહાલ હતું તેઓ અને રોજ સમય આપીને શીખવતા ગ્વાનું ગાવાનું વગાડવાનું જેમ વધતું ગયું તેમ ભણવામાંથી ચિત ઉડી ગઈ એવું મામા ની ઢાકને કારણે રોજ સમયસર શાળા જવું પડતું. એટલે દફતર લઈ ગામ બહાર રખડવા ઉપડી જતો ને પછી શાળા છૂટે એટલે ઘરે આવતો ઘેર આવ્યા પછી શરણાઈ વગાડવા બેસી જતો આમાં એક દિવસ ચોરી પકડાઈ ગઈ એક છોકરો ઘણા દિવસની મારી ગેરહાજરીનું કારણ પૂછવામાં પૂછવા ઘરે આવ્યો તે મામાએ કહ્યું કે તે શાળાએ ગયો છે મારું જૂઠાણું આમ પકડાઈ ગયું અને ઘેર આવ્યો એટલે મામાએ ખૂબ માર્યો અને ગાળ દઈને કહ્યું કે ભાઈ જૂઠ મત બોલો તીન બાત સીખ લો તબિયત સંભાલો ઇજ્જત બચાવ ઓર જુઠ જુઠ કભી મત બોલો ત્યાર પછી તો ઉપરા ઉપરી ચાર વર્ષ નાપાસ થયો એટલે થાકીને મામા એ જ મને ભણતો ઉઠાડી દીધો.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 સાચું બોલનારને દરેક કામમાં સફળતા જ મળે શરણાઈ સાથે તમારે ગીતની મદદ લેવી પડે છે જરૂર સુર મેળવ્યા વિના શણાઈ શરૂ કરી શકાતી નથી ઢાઈ અક્ષર સમજાવી એ બધું યાદ કરી પહેલા મનોમન ગાવું પડે છે પછી એ સૂરો અમે શરણાઈમાં ઉતારીએ છીએ કાર્યક્રમ આપતી વખત થોડી તેના સુર પકડાય એટલે આપોઆપ બચાવી દેવાય છે સુર સાથે શબ્દની પણ શરૂઆત રહે છે શબ્દને કારણે સૂરમાં વજન આવે છે. રેતી ગાવા બજાવાની મજા આવે છે શબ્દના અર્થ સાથે દિલ ચાલે છે અને ગીતના ભાવ મનમાં ઊઠે છે બધું સ્પષ્ટતાથી કરીએ તો જ થાય. ગભરાટ થી શું સુર મેળવવા પ્રયાસ કરીએ તો શબ્દ અને સુર બંને ખોવાઈ જાય આપના ગુરુ કોણ શરણાઈ તો મામા પાસે શીખ્યો પણ ગાવાનું અને harmonium બજાવવાનું બીજા પાસેથી શીખેલો. મારા હારમાં નિયમના ગુરુ લખમણ પ્રસાદ ગ્વાલિયરના મહારાજા ના ભાઈ ગણપત રાવના શિષ્ય હતા ગાવાનું અને રાગ શીખેલો આપે શરણાઈ. હજુ કેમ પસંદ કરી અને તમારા સિવાય શરણાઈ માં બીજાનું નામ કેમ નથી સંભળાતું બચપનથી શરણાઈ ઘરમાં હતી ઘરમાં એક એક એ વગાડતા એટલે પસંદગી નો સવાલ ન હતો મને પણ શરણાઈ ગમે ત્યાંથી શાળાએ વગાડવાનું શરૂ કરી દીધેલું નામ તો બીજા ઘણા ને ઘણાને ગણાના છે.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 એમાં તાકાત ખૂબ જ જોઈએ છે દમ ખૂબ ઘૂંટવો પડે છે છાતીના પાટિયા ભિસાઈ જાય એટલું જોર કરવું પડે છે એમાં ફેફસાને સારી કસરત મળે છે ને તેને તેથી વીએસ કરતી વખતે વારંવાર આરામ કરવો પડે છે મામા મને હંમેશા એક કલાક વગાડીને અડધો કલાક આરામ કરવાનું કહેતા. શરણાઈ પાછળ ધ્યાન દેવું પડે છે એટલે લોકો તેને જોઈએ એવા પારંગત થઈ શકતા નથી આપ પ્રયાસ કેટલો સમય કરો છો જ્યારે આવતા સુર બંધ કરીને કહેવામાં હતા ત્યારે કલાકો રિયાજમાં જતા કારણકે તે વખતે શરણાઈ લાવવા લાવનાર ઘણા હતા મામા કમાતા ના કમાતા દાદા કોઈ ની નોકરી કરતા કાકા ક્યાંક નોકરી કરતા.

આઠ માણસનું કુટુંબ મારું આઠ માણસનું કુટુંબ એમને સૌના સૌની જવાબદારી મારે લીધી છે તેથી આ જાતના કાર્યક્રમ આપવા બહાર ફરવું પડે છે અને રિયા જ ઓછી થાય છે. પહેલા તો ચાર ચાર કલાક એક સાથે બેસીને રિયાઝ કરતો પછી એ સમય યાદ કરીને મોજમાં આવી જઈ સામે ચિત્ર ખડું થતું હોય એમ એક કવિની અદાથી બોલવા લાગ્યા. આપ ધરતી હોય આકાશમાં ચાંદની હોય સર્વત્ર શાંતિ સ્થપાઈ ગઈ હોય ત્યારે માલિકને યાદ કરીને રિયાઝ કરવામાં આવે છે રિયાઝ પણ સારી થાય છે. અલ્હાબમા કહેવાય છે કે મોડી રાત્રે સુતા હોવ ત્યારે ખુદાનો ફરીસ્તો નીકળે છે જે કોઈ એની દુઆ લેનાર છે એમ એ જોતું જાય છે ને કોઈ જાગતું મળી આવે તો તેણે મોડી રાત્રે પછીના એકાંતમાં રિયાઝ કરવાથી ફરિશ્તા ની દુઆ મળે છે. આ કે આ કે આ કહેતી વખતે ખરેખર તેઓ જાની ઈબાદત કરી રહ્યા હોય તો ભાવ એમના મોં પર હતો ખુદા ખુદા પ્રત્યેને ભક્તિમાં તેઓ ઓળઘોળ દેખાતા હતા આપ અમુક મિજાજમાં હોય ત્યારે તેટલું સારું બચાવી શકો છો કે ગમે ત્યારે મિજાજની વાત તો દરેક કલાકારમાં હોય છે. તમે જાણો છો ને કે રાજ રસોઈ અને પગડી કભી કભી બનતી હૈ એટલે હર હંમેશા બધું સરખું જ ઉતરે તેમ નથી બની શકતું. મૂળ પર પણ આધાર રહે છે. તમારે વગાડવાનું તો હંમેશા કાર્યક્રમ માટે અમને કમાવા માટે જ બનતું હશે મનની મોજ ખાતર કોઈને રાજી કરવા ખાતર વગાડવાનું બને ખરું. ના ઘણીવાર એવા પ્રસંગો બને છે કોઈ વાર પાછળથી પણ એવી મોજ અનુભવી પડે છે તે એક વખત કલકત્તાની એક સંસ્થાએ એના ફાળા માટે મારો કાર્યક્રમ માગ્યો. એની પાસે મને આપવાના પૈસા ન હતા. મેં એને જે મળે એમાંથી અડધું પણ મને આપવાની.

હ પ્રેસ્ટીજ કંપની ઇન્કવાયરી હેલ્પલાઇન નંબરમાંથી વાત કરી શકું છું? હા મેડમ હું એક આપનો કસ્ટમર છું અને મારું નામ આદિત્ય રાવલ છે અને મારે થોડીક તમારી હેલ્પની જરૂર હતી અને થોડીક કમ્પ્લેન કરવી હતી મારે તો હું શું આપની સાથે થોડી વાર વાત કરી શકું છું તે બાબતે હ મેડમ આજ થી લગભગ એક વર્ષ પહેલાં મે આપની કંપનીની એક પ્રોડક્ટ ખરીદી હતી ગેસ સ્ટવ હતું પ્રેસ્ટીજનું બરોબર ક્રોસ્ટકનું હતું બરોબર અને મને એવું કેવામાં આવ્યું હતું કે આની બે વર્ષની ગેરંટી છે અને ગલાસિસવાળું હતું જે તમારું ન્યુ મોડેલ છે ને હમણાં સ્માર્ટ મોડેલ જે આવ્યા લાસ્ટ વર્ષ દોઢ વર્ષ પહેલાં બરોબર હા એસ પ્લસ કરી ને છે તમારે પ્રેસ્ટીજનું એ મોડેલ મારી પાસે છે હા તો મેડમ મારે એની અંદર એવું કીધું તું કે તમારે ગમે તેવી વસ્તુ આંના પર પછડાય કે ગમે તે

મે બીજા કરતા ભાવ બી વધારે દીધો મને પહેલાં બીજા બતાયવા એની કરતા પ્રેસ્ટીજ તમારે કંપની ભી સારી છે પ્રેસ્ટીજ ની વસ્તુ તમારે લાઈફ ટાઈમ ચાલે છે પ્રેસ્ટીજ માં આમ છે પ્રેસ્ટીજ તેમ છે તો મે કીધું ચાલો સારી વસ્તુ વાપરવા મળતી હોય તો લેવાય તો મે પૈસા ભી આયપા એક વર્ષ માં મેડમ કોઈ પણ વસ્તુ મારા હાથથી પયડી નથી કંઈ નથી થ્યું અને તમારો ગ્લાસ તૂટી ગ્યો ફાટી ગ્યો

ના મેડમ તમારો શોરૂમ છે રાજકોટની અંદર બરોબર એની અંદર મે ખરીદી કરેલી છે

ના મેડમ હું ઓનલાઇન કોઈ ખરીદી કરતો જ નથી હુ કોઈબી વસ્તુ શોપ સિવાય નથી લેતો સેલ્સ ઇન્ડિયા કરીને કુવાડા ઉપર આપનો મોટો શોરૂમ છે પ્રેસ્ટીજ નો જ બરોબર અને ત્યાંથી મે આ ખરીદી કરેલી છે હા મેડમ હા મેડમ આદિત્ય પ્રભાશંકર રાવલ

આમાં કંઈ આવ્યું જ નથી મેડમ મેડમ બે નોંસ્ટીક કવર કે એવું કય આવી જ નથી કીધું તું આવશે હા પણ તો હુ જૂઠું બોલતો હશું ને મેડમ આવ્યા હશે ને હુ નથી આવ્યા એમ કેતો હશું ને નથી આવ્યા એવા તો માણસ અમે છે નાય જે પ્રેસ્ટીજની વસ્તુ ખરીદી શકતા હોય ને મેડમ હા મેડમ તમારી વાત સાચી નોનસ્ટિક તવા મને મયડા નથી તમે તમારું કંપની ના શોરૂમ માં તપાસ કરાવી લ્યો કે તમે આયપાં છે કે નથી આયપા

હા મને જણાવ્યું તું બરોબર મે ત્યાં ભી તમારા સેલ્સમેન ને કીધું તું ત્યાં બેઠા છે તેમને મે કીધું તું અને બે વાર એમને રૂબરૂ કમ્પ્લન્ટ કરી તિ એમને મને એવું કીધું કે સર અમારે કંપની માં અત્યારે સોર્ટેજ ચાલે છે અમારે આવશે ને તો તમને મોકલી દઈશ હજી બાર મહિના સુધી તમારી સોર્ટેજ પૂરી નથી થઈ એ મેડમ પણ સાંભળો મેડમ અમે કસ્ટમર છીએ બરોબર અમે કોઈ ની પર્સનલ ડીટેલ્સ નથી જાણતા અને આ વસ્તુ મારે તમને અત્યારે એટલે જ કોલ કરવો પડ્યો કે હુ

આ બીલ્સ છે બરોબર બિલ્સમાં મેડમ સિગ્નેચરમાં છે ને ક્ર્શ્યું રાઈટીંગમાં કાયક લખી ને મૂકી દીધું છે અને ક્ર્શ્યું રાઈટીંગ પ્રોપર ઇંગ્લિશ વર્ડ્સ તો નથી તમે તમારા સેલ્સમેનને પહેલાં એ સમજાવો કે તમે કસ્ટમર સાથે કંઈ રીતે વાત કરવી હું મેડમ તમને પણ મેડમ આના જે રાઇટ્ટિંગ છે ને એ જ ઓળખતા નથી હુ તમને ફોટો પાડી ને મોકલું તમે રાઇટ્ટિંગ ઉપર થી ઓળખી જાજો કયો હસે કોણ હસે બરોબર અમારો કોઈ ઈરાદો નથી કે ત્યાં આવી ને અમે જાણીએ અમારે દીકરી નથી દેવાની તમારી પાસે થી ખરીદી કરવાની છે કે અમારે બધી દિટેઇલસ કાઢ્યા કરવાની એ મેડમ તમારી જવાબદારી છે મેડમ તમે તો તમે મને કંઈ

બદલવાનું જ હોય મેડમ તમે ગેરંટી આપેલી છે ગેરંટી મતલબ શું છે કે આ વસ્તુ ને કંઈ પણ થાય તો તમને બીજી વસ્તુ આપવી એનું નામ ગેરંટી કેવાય ને હા તો પછી તમારે મને બદલી જ આપવું પડે ને અને તમે મને કીધું મેડમ કુવાડવા રોડ વાળા શોરૂમ નો નંબર તો તમારી પાસે છે કે હુ આપુ હેલો મેડમ હા તો તમે ત્યાં કોલ કરી ને પૂછી જોજો કે આદિત્યભાઈ રાવલ નામના વ્યક્તિ તમારા સેલ્સ ની ઓફિસમાં કેટલી વાર ધક્કા ખાઈ ગયા છે દર વખતે એક જ કે છે કે કંપની માંથી આવશે તો સર અમે તમને કોલ કરશું કંપની માંથી આવશે તો મેડમ હું આજે પણ ત્યાં જ ગ્યો તો મારી પ્રોબ્લેમ લઈ ને બે ત્રણ વાર મે એમને કીધું મારે આમ છે તેમ છે પણ એમને જવાબ નો આપ્યો ને એટલે તમને આજ કોલ ડાયરેક્ટ કોલ કરું પ્રેસ્ટીજ માં આજ સુધી હુ તમારી સેલ્સ ઇન્ડિયા ની કંપની માં જ ગયેલો છું પ્રેસ્ટીજ ની તો મને કોઈ કંપની માં કોલ કરવાનું મને નોતું કીધું મને કીધું અમારે આવશે તો તમને મોકલી દઈશું મોકલી દેશું પણ હુ મેડમ એવો ફ્રી નથી ને કે રોજ રોજ જઈ ને ત્યાં ધક્કા ખાઉં

એક મિનીટ મેડમ એક જ મિનીટ ઓકે હવે હું બોલું મેડમ તમે ખાલી મને આન્સર આપશો હા તો તમારી પાસે બિલ્સની કોપી છે હા તો એમાં મારો મોબાઇલ નંબર એ લોકોએ લખ્યો હતો તમે મને ક્યારેય કોલ કરીને પૂછ્યું કે સર તમને આટલી ફ્રિ વસ્તુઓ મળી ગઈ કે નથી મળી એવું તમે વેરિફિકેશન કર્યું ક્યારેય

મેં મેડમ એમને કીધું હતું કે ગેસ સ્ટોવ અને બધું લઇ જાઉં તો ત્યાં તમારા સેલ્સ મેનેજર ત્યાં જે હતા ને સેલ્સમેન જે હતા ને સેલ્સ ઇન્ડિયાના એમણે શું કીધું કે સર તમે બિલ્સ પે કરી દો તમે ઘર પહોચી જાવ બે કલાકમાં તમારા ઘરે ગેસ સ્ટોવ આવી જશે નો પ્રોબ્લમ તમને બધી વસ્તુઓ મળી જશે પછી તમારો એક વ્યક્તિ આવ્યો હતો કોઈ રવિ કરીને છે બરોબર જે ફીટીંગ કરવા આવ્યો હતો તો તમને હવે મારે નહોતું કેવું પણ હવે તમને કહું છુ કે એણે ફીટીંગ ચાર્જ સો રૂપિયા લીધો તો શું તમારે ફીટીંગ ચાર્જ લેવાય છે મેડમ પ્રેસ્ટીજમાંથી ગેસ સ્ટોવ ફીટ કરવાના હા મેડમ આદિત્ય પ્રભાસશંકર રાવલ અને મેડમ i am teacher હું શિક્ષક છુ બરોબર અં ગવર્મેન્ટ જોબ છે બરોબર તો મારે એક તમારા તવાની કિંમત તો વધારે હશે નહિ ને નોન સ્ટીક

પણ મેડમ ઓકે મેડમ અને બીજી વસ્તુ તમને એ કહું મેડમ તમે કહો છો ને પણ મારા ઘરમાં સીતેર આઈટમસ તમારા પ્રેસ્ટીજની જ છે હું પ્રેસ્ટીજ સિવાય નથી ખરીદી કરતો અને પ્રેસ્ટીજની જ વસ્તુઓનું ઉપયોગ કરું છુ આતો ફર્સ્ટ ટાઇમ એવું બન્યું કે મારે ગેસ સ્ટોવ અને એ બી મને ખબર નહોતી મને મારી વાઈફ એ એવું કીધું કે ભાઈ આતો આપડે ગેરંટીવાળું હતું બરોબર મેં કીધું ના હોઈ અને આની પહેલા એક વાત કહું તમારામાં મને કીધેલું કે તમારે કોઈ પણ પ્રોબ્લમ થાય ને તો અમારી સેર્વીસીસ તમને ફ્રિ મળી રહેશે બરોબર ઓલટાઈમ ગમે તે ગમે ત્યારે પ્રોબ્લેમ થાય ને તો તો મેડમ અમે જયારે લાસ્ટ ટાઇમ સર્વિસ કરાવી હતી તો એમણે બસો રૂપિયા ચાર્જ લીધો હતો મારી પાસેથી એમણે કીધું આમ કરું ઓકે મેડમ થેંક યુ તમે મારી આ જે કમ્પ્લેન જે છે એને એક્સેપ્ટ કરજો અને મને જલ્દીમાં જલ્દી જે બને તે મને રીપોર્ટ આપજો બરોબર શું થઇ શકે એમ છે Ok madam thank you madam

બસ ભાઈ pdf ને એ બધું બનાવી રહ્યો તો science and technology ના daily type હવે લીધા છે કેમ કે તમે જુવો. ગણા વર્ષો પહેલા આવી technology હતી જ નાં લોકો ને એમ પણ નતુ આ~એવા phone આવે જે હાથમાં લઈને ફરી શકાશે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 પેલાં જેમ પહેલા જમાનામાં કેવું હતું લોકો એક બીજા જોડે વાતચીત કરવી હોય અથવા સંદેશો પોહ્ચાડવો હોય તો ખત અથવા પત્ર ની મારફતે એકબીજા સાથે વાતચીત હતા અને એ વખતે જો કોઈ એવું કેહતું કે આપણે એક જગ્યા એ બેઠા બેઠા કોઈ દુરના વ્યક્તિ જોડે વાત કરીએ તો એ વખતે સંભવ ન હતું પરંતુ અત્યારે ના જમાનામાં એવું થઇ ગયું છે એક જ દ્રારા પણ આપડે દુર બેસેલા વ્યક્તિ સાથે વાત છે અને તેની સાથે સંવાદ કરી શકીયે છે.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 અને પેલાં કેવું હતું કે જયારે કોઈ મનોરંજન હતું કોઈ drama એકબીજા ને પ્રોત્સાહન આપતા લોકો એક બીજા સાથે વાતો કરતા રાતે બધા ભેગા ને બેસતા જયારે TV આવી તો મારા દાદા હતા કે એક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

એમાં એક ઘર ની અંદર દરેક લોકો દરેક વ્યક્તિ પાસે પોતાનો personal ફોન હોય છે દરેક ઘર ની અંદર દરેક room ની અંદર tv જોવા મળે આ એક સારો એવો વિકાસ થઇ ગયો છે.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

તો અને અત્યાર ના બાળકો જોવો youtube ના video થી ગણું સીખી સકે છે બધું virtual online બધું થઇ ગયું છે આમાં એક સારો ફાયદો અને આવનારા ભવિષ્ય માટે સારા સંકેત છે નઈ તમારી વાત બરાબર છે એકદમ. કારણ કે પેહલા કેવું હતું કોઈ વસ્તુ વિષે કોઈ information જોઈતી હોય કોઈ પણ data જોઈતો હોય તેના માટે તેને અલગ અલગ books જોઈતી હોય ઘણી વાર booksavailable નાં પણ હોય પરંતુ અત્યારે એવું થઇ ગયું છે દરેક એ દરેક information આપ ~ માણસ ના finger tips પર આવી ગઈ છે

હા

આપને hart rate નિયંત્રણ કરી શકીએ છીએ તેને જાણી શકીએ છીએ step કેટલા થયા તે જોઈ શકીએ છીએ ઘણું બધું કામ કરી શકીએ છીએ. ને પેહલાં ના જમાના માં કેવું હતું કે પેહ~લોકો સૂર્ય ની દિશા જોઈ ને સમય નક્કી કરતા કે અત્યારે કેટલા વાગ્યા છે પરંતુ અત્યારે એવું થઇ ગયું છે ઘડિયાળ આવી ગઈ છે ને ઘડિયાળ ની અંદર પણ એટલા બધા modification થઇ ગયા છે કે ઘડિયાળ આપણને

comapany માનવા માં આવે છે એમની એક watch એક paralyze વ્યક્તિ હતો તે એટલી branded હતી કે જે વ્યક્તિ એક તળાવ ની અંદર ડૂબી ગયો પરંતુ તેના ઘડિયાળ ની અંદર એવા sensor લાગયેલા હતા જેથી કરીને